કેકે આપણને ખબર છે કે ભણતરનું meaning શું છે? ભણતરનું meaning જ ઈ જ છે કે તમે જીવનમાં એવું કૈંક શીખો, કે તમારા જીવનમાં ઈ ઈ કૈંક એવું મૂલ્ય આપે, કે ભૈ તમે જીવનમાં શાંતિથી રહી શકો. અને તમે કહી સ, હા ભાઈ હા આ ભણતર મારા કામનું આયુ અત્યારમાં તમે જૂઆ જઉં જો શહેરીમાં તો મા બાપ અત્યાર private school વાળા બઉ તમારે છે. જો કે તમે પૂછવા જઉં તો એમ કેસે કે માર છોકરાને તો private માં જ ભણાવો છે. Government માં ભણાવો જ નથી. જો પૂછવા જઈએ કે કેમ, કેકે government ની school સારી નથી. પણ એવું નથી કે government ની school ઓ સારી નથી. અત્યાર તમે જોવા જાવ તો સરકાર try, અમ બઉ પ્રયાસ કરે છે કે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 તો, જે પણ, કોઈ પણ જાતિના હોય છે. ભલે ઈ ઊંચી category ઓ મધ્યમ વર્ગ હોય,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

છ, છ મહિના training આલવા માટે જર્મની લઈ ગયા તા બધા શિક્ષકોને વારાફરતી, છ છ મહિનાની training અલાઈ પાછા અહિયાં અને એવી skill ઓ લેવડાવી શકે એની અંદરથી, એવી જાગૃતતા એમના દિમાગમાં લેવડાવી શકે કે ભાઈ હા હું આ કામ કરી શકું છું મને. મને વિજ્ઞાનનો શોખ છે, મને કાનૂનનો શોખ છે, મને psychology નો શોખ છે મને આહ ખેલકૂદનો શોખ છે એવી રીતે ની સાથે સાથે એટલું હોવું જોઈએ તો તમારું છોકરો ભણ્યાં કરતાં પણ ગણે એટલું મહત્વનું હોય હા, અને તમે પહેલાના તમે જોઈ શકો છો. પહેલાના જે ઋષિમુનિઓ હતા અને જે લોકો આહ શીખવાડતા છોકરાઓને ત્યારે ઈ નતા જોતા કે સામે વાળું કઈ જાતિનું ને કોણ છે? હા, કે આ છોકરો સારો નથી તો એનોમાં ઈ લોકો પ્રયાસ કરતા ઋષિમુનિઓ કે ભય આને સરસ બને, અને અત્યારમાં તો private માં એવું છે કે કોઈ છોકરો સારો ન થાય તો માબાપ પૂછે કેમ મારો છોકરો આમાં નપાસ થયો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 એ હું તો કહું સરળ, ખોટામાંખોટી જ વાત કહેવાય. કેમ કે તે સરકારી school ઓમાં પણ અંગ્રેજી medium, હિન્દી medium ચાલું થઈ ગ્યું છે. તમે ONGC કે આહ તમે કેન્દ્ર વિદ્યાલયનું તમે જોઈ શકો છો ONGC નું. ઈ પણ બઉ સરસ કરે છે ઈ વાત ઉપરથી એક વાત યાદ આયવી, આહ પાર્થ, એ રાજ્ય આપણે મેઘાલયથી અસમ કરીને કોઈ રાજ્ય છે મને રાજ્યનું નામ perfect યાદ નથી. ત્યાંના જે રાજ્યપાલ છેને એ રાજ્યપાલે પોતે એવું કબૂલ કર્યું તું કે તમે તમારા છોકરાને સરકારી શાળામાં કેમ નથી ભણાવતા, હું પોતે રાજ્યપાલ છું કે પોતે કોઈ મુખ્યમંત્રી હતા મને કંઈ એટલું બધું કયા પદ ઉપર હતા મને ખ, એમનો છોકરો અત્યારે ઈ આહ collector sorry collector એમનો છોકરો ગવ આહ government શાળામાં ભણે છે લો.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 તમારા છોકરાને government શાળામાં ભણાવો.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

Government school માં ભણાવશે, લોકોને government school માં ભણવાવું છે પણ કોકને, કોકનો છોકરાને ભણાવ ભણાવા મોકલવો નથી. છોકરાને government school માં નોકરી લાગી જાય બસ પણ એવું નહીં ક્યે કે મારો છોકરો government school માં ભણવા જાય કે શાળામાં ભણવા જાય government શાળામાં તો આ તમારા જે વિચારના હે ઈ તમારે માણસો

યુગ ના લીધે જે અત્યરાએ ખાલી degree ઉપર તો ઘણાં લોકો બેરોજગારી બેઠા છે. આ એ દિવસ તમે news જોયા હશો કે સમાચારમાં આયુ હશે કે કોઈ government job ની આ post પડી હશે. દસમું પાસ હોય તો એની અંદર તમાર degree વાળા બધા આઈ જ્યા પણ અત્યારે પાર્થ એ કેમ થાય છે તને ખબર છે Education education માં ભણેલૂ ઓય છોકરો પરીક્ષા આપશે, Engineering કરતો છોકરો પરીક્ષા આપતો કારણકે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

કેમકે આપણે તો અંગ્રેજો જમાનાની શિક્ષણ નીતિ ચાલતી તી જ્યાં કાય કશું કોઈ બોલે નહીં બસ કે બધાના માટે, સૌના માટે એક શિક્ષણ નીતિ હોવી જોઈએ, સૌના માટે સમાન એક આહ આહ કહેવાય કે ભણતરનું એક રૂપ જોઈએ. એક બોજા રૂપ ના બને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 સાચી વાત સાચી વાત છે મને પણ એવું જ ઈચ્છા હતી

okay

આ formula નો ઉપયોગ નથી કરતા પરંતુ જો તમે કોઈ લોન લીધેલી છે અને એના EMI અને એ રેટ તમારે જાણવા છે EMI calculate કરવા છે interest calculate કરવું છે તો આ formula નો ઉપયોગ દ્વારા તમે સરળતાથી તમારું વ્યાજ કે મુદ્દલ એ calculate કરી શકો છો અને બે કે પાંચ કે જેટલા તમારા વર્ષના EMI થયેલા હોય એના અંતે તમારે કેટલું વ્યાજ ચૂકવવું પડશે તે જાણી શકો છો તો ચાલો મિત્રો વીડિયોને શરૂઆત કરીએ તો અહીંયા મેં ટેબલ બનાવી છે જેની અંદર બેંકને

અને એના પંદર ટકા તો આપણે અત્યારે delete કરી દઈએ અને અહિયાં ફરી લઈ લઈયા તો એના માટે બરાબર એની નિશાની ક્લિક કરો ત્યારબાદ અહીંયા જેના પર percentage લેવાના છે એ item price પર ક્લિક કરો આમાં ગુણ્યા શું કરશો પંદર ટકા

અહીંયા percentage ટાઈપ કરી દીધા હવે એન્ટર કરી દઈશ તો મને મારો જે down payment પંદર percentage આ માડી ગયું હસે ત્યારબાદ હવે

total price છે ગુણ્યા પંચયસી અને percentage પાછળ લગાવી દો enter કરી દો તો મારે છો લાખ સાડત્રીસ હજાર નું એ લોન કરાવવી પડશે હવે લોનનો જે સમયગાળો છે એ હું ત્રણ વર્ષનો રાખ્યો છે મળે તો મને મળે છે વીસ હજાર ચારસો એકવીસ તે કઈ રીતે તેને delete કરી અહીંયા formula લગાવી દઈએ અહીંયા આગળ રૂપિયા નિશાની લગાવવાની છે એ નિશાની લગાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ડોલર જેવી સાઇન છે તે જેવી નિશાની પર ક્લિક કરી અને more account માં જઈ અને અહીંથી તમે રૂપિયાની નિશાની પસંદ કરી શકો છો એનો allowed video જો તમે ના જાણતા હો તો એ વિડિયો જોઈ શકો છો અહીં symbol ની નિશાની માં અહીંયા આ drop down value માંથી રૂપિયા ની નિશાની પસંદ કરી શકો છો તો અત્યારે અમારે પસંદ કરેલી છે તો તો કરવાની જરૂર નથી ત્યારબાદ monthly મંથલી એમાઈ પર જઈશું બરાબર ની નિશાની ક્લિક કરશો અને આપણે અહીંયા formula આવશે PMTPMT નો meaning છે payment આ PMT એટલે interest payment અને PTMT એટલે principal payment આ અર્થ પણ જાણી લેજો જેથી તમને formula માં સરળતા રહે તો અહીંયા PMT formula આવી ગઈ છે એમાં પ્રથમ option આવે છે rate એટલે rate of interest તમારો rate of interest છે પચાસ ટકા પરંતુ મારે અહીંયા monthly EMI લેવાના છે તો મારે કરવા પડશે ભાગ્યા બાર તો જ આપણને monthly એમાંય મળશે એટલે rate of interest ભાગ્યા બાર ત્યારબાદ કોમા કોમા કરતા ની સાથે જ અહીંયા formula second option પર જતી રહેશે અહીંયા એમ પર એટલે વર્ષ તો અહીંયા વર્ષ મારા છે ત્રણ પરંતુ મારે જે monthly EMI શોધવાના છે તો મારે ગુણ્યા કરવા પડશે બાર તેથી તેને ત્રણ વર્ષના month

type કરવાનો છે PV ની અંદર તો અહીંયા PV મારો છે cell referencec seven જેને loan amount લખેલો છે ત્યારબાદ એના પછીનો option f b અને તે અત્યારે કે કરવાની જરૂર નથી અને આ formula ને બંધ કરવા માટે આ bracket close કરી દો અને અને enter કરી દો તો તમારું loan account છે જે વીસ હજાર ચારસો એકવીસ તે તમને

loan amount છે એ આપણે ભરવાનું થાય છે તે બાદબાકી એટલે બાદબાકી થાય છે એના માટે અહીંયા તમને અહીંયા તમને minus માં બતાવે છે એને plus કરવું હોય તો તમે જે મુદ્દલ છે એની રકમની આગળ mines કરી નાખો તો એ તમારો automative pulse થઈ જશે તો હવે જોઈ શકો છો તમે એ pulse માં જોવા મળે છે પરંતુ ખરેખર સાચી formula minus વાળી છે EMI already આપણા કપાવવાના જ હોય છે mines માં જ બતાવે છે per month તમારો આટલો EMI કપાશે વીસ હજાર પાછળ એકવીસ રૂપિયા તમને per month ભરવો પડે જો ત્રણ વર્ષની લોન કરો તો હવે ત્રણ વર્ષની જગ્યાએ હું પાંચ વર્ષ કરી દઉં તો એવી રીતે EMI ઘટી જશે

તો એની સાથે જોઈ શકો છો તમે EMI change થઈ ગયા છે તમારું આ લોન નું કેલ્ક્યુલેટર છે એ તૈયાર થઈ ગયો તો down payment તમે ઘટાડવું હોય ધારો કે અહીંયા વીસ percentage down payment ભરી દેવું હોય તો તમારી લોન amount ઘટી જશે એની સાથે EMI પણ ઘટી જશે અહીંયા પર પચીસ કરી દો તો તમને બાર હજાર બાવીસ હતો એની જગ્યાએ જોઈ શકો છો અગયાર હજાર બસો એકત્રીસ થઈ ગયા છે હવે મારે એ પણ જાણવું છે કે per month મારે કેટલી વ્યાજ ચૂકવવું પડશે અને કેટલું મુદ્દલ એની સાથે EMI કેટલો થાય છે તો એ જાણવા માટે આપણે formula નો ઉપયોગ કરીએ છીએ તો એના માટે સૌપ્રથમ EMI formula લઈ લઈએ EMI માં તમને ખ્યાલ જ છે PMT formula તો હું PMT લઈ લઉં છું pmt આ pmt formula માંથી આગળ તમને યાદ ના રે તો ફરી જણાવી દઉં પહેલા રેટ લેવાનો છે અહીંયા રેટ આપણો સાત પોઈન્ટ પાંચ છે તો C four પર ક્લિક કરો ત્યારબાદ N પર એટલે કે વર્ષ તો આ c formula c four ની સાથે પર month લેવાનો છે તો ભાગ્ય બાર કરવા પડશે તે ખાસ યાદ રાખજો અને n પર એટલે year year ગુણ્યા બાર કરવા પડશે

અહીંયા આપણે પાંચ વર્ષની જગ્યા ત્રણ વર્ષ લઈ લઈએ તેથી આપણને અહીંયા ઓછા type કરવા પડે અથવા તો બે વર્ષ લઈ લઈએ તો મેં બે વર્ષ લઈ લીધા છે હવે મારે અહીંયા બે વર્ષના હા

step value અને stop value આપણી રહેવી જોઈએ ચોવીસ અને step value એક કોલમ કેરેટ એ તમારે કોલમમાં ભરવાનો છે okay કરી દો

મળી ગયેલા છે તો ખાસ યાદ રાખજો select કરવાની કરવું પડશે તો જ એ ભરાશે તમે આ રીતે darg અહીંથી direct drag કરીને પણ લખી શકો છો પરંતુ મેં આ formula તો series ની formula પણ youtube પર વિડીયો મળી જશે જો તમે એ શીખવા માગતા હો તો એ પણ જાણી શકો છો હવે EMI મેં calculate કરી દીધો છે હવે મારે interest calculate કરવાનો છે તો બરાબર ની નિશાની ત્યારબાદ આના માટે ipmt formula નો ઉપયોગ થશે તો ipmt ટાઈપ કરી દો ત્યારબાદ રેટ તો રેટમાં આગળ જાન્યુઆરી રીતે સાત પોઈન્ટ પાંચ percentage લેવાના અને ભાગ્યા કરવાના છે બાર ત્યારબાદ કોમા તો અહીંયા PER પૂછે છે તો આપણો PERmonth એટલે પ્રથમ month અહીંયા month છે એટલે ભાગ્ય બાર કરવાની જરૂર નથી ત્યારબાદ એમ પર એટલે કે આપણા આપણા year છે તો અહીંયા આ એના આપણે ગુણ્યા કરવા પડશે બહાર બાર ત્યારબાદ PV તો PV આપડું loan amount છે જ અને counce કરી નાખો પૂરો હવે enter ની નિશાની press કરી દેજો તો તમારો જે emi છે એની અંદર પ્રથમ માસમાં આટલો interest જશે અને બરાબર ની નિશાની ત્યારબાદ ptmt ની formula આવી જશે એમાં પણ પ્રથમ બતાવે છે રેટ રેડ પર જાવ ભાગ્યા બાર કોમા પર એમાં પ્રથમ month ત્યારબાદ n પર એમ પર આપણે માનીશું વર્ષ વર્ષની સાથે ગુણ્યા કરવા પડશે બાર તેમાંથી આપણને મહિના મળશે અને pv pv આપણો છેલ્લો અને amount ત્યારબાદ કૌંસ પૂરો કરો અને એન્ટર કરી દો તો તમારું એકવીસ હજાર સાતસો છન્નું principal રહેશે અને પાત્રીસો પંદર રૂપિયા પ્રથમ માસનો વ્યાજ મળશે હવે આ બે નું total કરો તો તમને EMI નો amount મળી જવું જોઈએ તો અહીંયા તમે નીચે સમમાં જોઈ શકો છો પચીસ હજાર ત્રણસો બાર પોઈન્ટ સત્યાવીસ જે આપણો EMI છે તમને સરવાળો મળી ગયો છે અહીંયા તમે બરાબર ની નિશાની કરી sum કરવા માંગતા હો તો એ રીતે પણ ચેક કરી શકો છો sum value one

જો તમારે formula આવી રીતે નીચે સુધી ખેંચવાની હોય તો તમારે તો એના માટે તમારા formula ને જો અમુક cell કે જે reference છે એને લોક કરવા પડશે હવે કયા reference ને લોક કરવો પડશે અહીંયા C four છે હવે જો હું નીચે ખેંચીશ c four ની જગ્યાએ તો c four ની જગ્યાએ c five થઈ જશે તો મારે c four ને લોક કરવા પડશે otherwise એ formula ખોટી થઈ જશે તો તો કીબોર્ડ પરથી અહીંયા c four ની વચ્ચે પાછા લઈ જઈએ તારે બાદ F four key trap કરશો તો તમે જોઈ શકો છો c ની આગળ અને ચાર ની આગળ ડોલરની સાઇન લાગી ગઈ છે ત્યારે c four formula લોક થઈ ગઈ છે ત્યારબાદ છ c eight ની અંદર શું છે તો c egiht ની અંદર તમારું છે year હવે એ formula મારા લોક કરવા લોક કરવી પડશે નહીં તો અહીંયા નીચે ખેંચાઈ જશે તો હું કરીશ અહીંયા f four ની નિશાની press કરી દઈશ તો બંનેની ડોલર સાઈન લાગી ગઈ છે ખાસ યાદ રાખજો જ્યારે બંને પર ડોલર સાઈન લાગેલી હોય ત્યારે જે formula લોક થયેલી ગણાશે કોઈ પણ બેમાંથી એક ખુલ્લું હશે તો એ formula લોક થયેલી ગણાશે નહીં પરંતુ કોલમ કે રો લોક થયેલી ગણાશે હવે c seven છે c seven માં આપણને શું જોવા મળે છે જોવા મળે તો આ પણ આપણે લોક કરી દેવાનું છે તો f four key press કરતા ની સાથે એ four મારી લોક થઈ ગઈ છે હવે તમે એની નીચે ખેંચી શકો છો તો તમને એ formula બરાબર મળી રહેશે ત્યારબાદ contol જે add હું કરી દઉં છું કેમ કે મારે બધી જ formula લોક કર્યા પછી ખેંચવાની છે તો આના પર double click કરો double click કરતાની સાથે જ સૌપ્રથમ C four છે C અને ચાર ની વચ્ચે લઈ જઈ અને F four press કરી દો તો આ formula લોક થઈ ગઈ છે ત્યારે એફ ત્યાર પછીની formula છે F four હવે એ M four છે month છે હવે હું જ્યારે નીચે ખેંચું ત્યારે આ મારો month બદલી જવો જોઈએ તો તમને સાચો amount મળશે તો આપણે F four ને અહીંયા લોક કરવાના થતા નથી પરંતુ C eight ને લોક કરવા પડશે તો C અને C eight ની વચ્ચે કરસર લઈ જાય ત્યારબાદ થી trap કરી દો અને છેલ્લે છે c seven એને પણ આપણે લોક કરી દે છે ત્યારબાદ enterprice કરી દો તો આ પણ formula લોક થઈ ગઈ છે હવે ત્યારબાદ principal છે principal માં પણ C four કીબોર્ડ વડે F four નિશાની press કરો પ્રેસ કરીને લોક કરી દે છે ત્યારબાદ F four છે એ મહિનો છે તો એને લોક કરવાનું થતું નથી કેમકે મહિનો આપણો બદલાવો જોઈએ ત્યારબાદ C eight છે એના પર F four ની નિશાની press કરી દો અને c seven છે ત્યાં પણ f four press કરી દો અને enter કરી દો હવે મારી બધી જ formula ઓ છે એના cell reference છે એ લોક થઈ ગયેલા છે હવે હું એને આરામથી ખેંચી શકું છું તો અત્યારે હું ચોવીસ સુધી એને ખેંચી લઉં છું તો મને એ value અહીંયા બરાબર મળે છે અહીંયા દરેક month માં અલગ અલગ interest મળશે અને અલગ અલગ મુદ્દલ મળશે તો અહીંયા બંને નો સરવાળો તમે ચેક કરી લેશો તો તમને EMI ની value મળી જશે અહીંયા તમે calculate કરવા માગતા હો તો અહીંયા auto sum વડે તમારે total કેટલું વ્યાજ ચૂકવવું પડે તો અહીંયા કેલ્ક્યુલેટ કરી શકો છો સૌ પ્રથમ auto સંપર્ક ક્લિક કરીને enter કરી દો તેમાં જોઈ શકો છો તમને બે વર્ષની અંદર ચુમાડીસ આઠસો સાડત્રીસ વ્યાજ તમને ચૂકવવું પડશે પણ sorry મિત્રો અહીંયા મારી એક formula છેલ્લે સુધી ખેંચવાની રહી ગઈ છે તો હું અહીંયા આને કાઢી નાખું છું અને એક step આગળ formula ખેંચી દઉં છું okay હવે મારે અહીંયા auto sum ની નિશાની કરવી પડશે અને enter કરી દઉં છું તો તમે જોઈ શકો છો ચુમાડીસ હજાર નવસો ચોરાનું પોઈન્ટ પચાસ આટલું મારું આટલું મારું વ્યાજ થયું છે બે વર્ષની અંદર એ રીતે તમારો મુદ્દલ અહીંયા દેવું હોય તો એ પણ લઈ શકો છો મુદ્દલ તમારી total amount તમને મળી જશે

આજનો આપણો topic છે શુ બ્રહ્માંડના અન્ય ગ્રહોમાં માનવજીવન અસ્તિત્વ ધરાવે છે કે નહીં તો હવે એક્વીસ મી સદીમાં અથવા તેના અંત પહેલા જે તે શુ બનશે તે મોટો ચર્ચાનો વિષય છે

સદીનો સૌથી મોટો બનાવ આ ગણાશે પૃથ્વી પર alien આવશે છે તે અવારનવાર ચર્ચામાં છે જ એમ કહેવાય છે કે America એ કેટલાક alien ને પકડીને રાખ્યા છે અને મેવાડા રાજ્યના area fifty one તરીકે ઓળખાતા વિસ્તારમાં રાખ્યા છે આ વિસ્તારમાં કોઈને જવાની મંજૂરી નથી અને ત્યાં શું ચાલે છે તે કદી જાહેર થતું નથી તાજેતરના america માં media માં હતું કે donald trump વિશે જાણે છે અને જાહેર કરશે પણ રાબેતા મુજબ વાત દબાઈ ગઈ છે દરેક america પ્રમુખ કઈક તો જાણે છે પણ trump બોલી જાય તેવા હતા ત્યાં એવું શું છે કે american પ્રજા કે દુનિયાને કહેવામાં આવતું નથી સમગ્ર વિસ્તાર આર્મીના કબજા અને હેઠળ છે હવે આ લોકો આવે તો શું થાય આપણી કરતાં વિજ્ઞાનમાં ખૂબ આગળ હોય છે અને મિત્ર ભાવે આવે તો ફાયદો થાય જો પૃથ્વી પર કબજો નુકસાન કરવા આવે તો હાહાકાર મચે દરેક ધર્મગ્રંથોમાં બીજા દુનિયા વિશે ઉલ્લેખ છે જ લાખો પ્રકાશ વર્ષ દૂરથી જ આવે તો તેમની પાસે ખૂબ આગળ વધેલું વિજ્ઞાન હશે જ લેખકો નિર્માતાના આ માનીતો વિષય છે Starboss international વગેરે આ અંગે સારા પ્રકાશ ફેંકે છે interstella માં તો ભારતીય તત્વજ્ઞાન બ્રહ્માંડ અંગે ભારતીય શાસ્ત્રોના અવતરણો ટાંકવામાં આવ્યા છે અધ્યાત્મકના નિષ્ણાતો કહે છે કે સૂક્ષ્મ દુનિયા અલગ premisi ની આપણી આજુબાજુ પણ વિકસી રહી છે પણ પુરાવા પર આવતા હજુ સમય જશે મકરંદ દવે જાણીતા રહસ્ય વદી અધ્યાત્મકમાં આગળ વધેલા હતા. લેખક કવિ તો હતા જ વલસાડના ધરમપુરના તેમનું નંદીગ્રામ આશ્રમ છે અને તેમના પત્ની અને જાણીતા લેખિકા ઊંધનીકા કાપડિયા સંભાળે છે હું વલસાડ collector હતો ત્યારે ખાસ તેમને મળવા ગયો તેમને તેમના ઘણા લખાણોમાં બહારની દુનિયાનો વર્ણનો કર્યા છે યોગી હર નાથના સાનિધ્યમાં નામી તેમનું પુસ્તક ગોંડલના સંત નાથા બાપા પર આધારિત છે હવે આવી બાબતો ઘણા લોકો માને નહીં. સ્વભાવિક છે પણ બસો વર્ષ પહેલાં કોઈ એવું કહે કે લોકો તેમના ઘરમાં એક બોક્સમાં દુનિયાના બનાવો જોશે એક સાધનથી દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરશે આકાશમાં ઉડશે કે લોખંડની boat દરિયામાં તરસે તો તે વખતે પણ હાસ્ય પ્રવત આજે વીજળી

તો ગાંડો થઈ જાય પણ આવાજ ઘુવડ કૂતરા વગેરે સાંભળી શકે છે પાળેલા કૂતરાને બોલાવવા માટે ખાસ સ્થિતિ આવે છે જે તમે વગાડો તો તમને ન સંભળાય તો કુતરો તરત જ આવી જશે બરાબરને તો રામાયણમાં પુસ્તક વિમાન વિશે ઉલ્લેખ છે પહેલા આપણને આ બાબતે આશ્ચર્ય થતું કે આવું શક્ય છે પણ જ્યારે ખરેખર right બંધુઓએ પહેલા વહેલું વિમાન થોડી minute માટે ઉડાડીએ અને અત્યારે આધુનિક વિમાનો આકાશમાં ઉડવા લાગ્યા ત્યારે શાસ્ત્ર બાબતોને બળ મળ્યું મહાભારત નો ઉલ્લેખ છે કે પીરને યુદ્ધ ધર્મ એના હાથીને આકાશમાં ફેંક્યા પછી જમીન પર પાછો જમીન પર આવ્યો જ નહીં આ બાબત આપણા માનવમાં આવી નહોતી આપણને લાગતું હતું એ આ શક્ય નથી પણ જ્યારે Isaac newton law of gravitatio એટલે કે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો ત્યારે આપણે પણ માનવું પડ્યું કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની બહાર કોઈ વસ્તુ કે જેને અવકાશ તરીકે ઓળખીએ છીએ ત્યાં પહોંચી જાય પછી પૃથ્વી પર પાછી આવતી નથી આ પ્રશ્ન પર પુરાતન શાસ્ત્રો આધારિત છે અને કોઈ સચોટ આધાર માની શકાય નહીં ફક્ત સંભાવના તરીકે ગણી શકાય શક્ય હોય અને ન પણ હોય પરંતુ આજના આધુનિક યંત્ર યતી યુગના માનવીને વિચારવા સંશોધન કરવાનું ધ્યે ચોક્કસ પૂરું પાડે છે આપણે સંભાવના ની દ્રષ્ટિએ મૂલવાનું છે કોઈ આધાર પુરાવા તરીકે ગણતરીમાં લેવાનું નથી સાંભળનાર શક્યતા એટલે may be may be not એટલે કે હોય પણ ખરું અને ન પણ હોય

બ્રહ્માંડમાં આવા તો લાખો તારા છે અને તેને પોતાના ગ્રહો પણ હશે અને તેની પોતાની સૂર્યમાળાની જેમ ગ્રહ માળા પણ હશે હવે આ લાખો તારામાંથી થોડાકે તારા નો ગ્રહ

જે પૃથ્વીનો ઉપગ્રહ છે ત્યાં પહોંચી શક્યો છે તે સિવાયના ગ્રહો પર અવકાશયાન યંત્રો દ્વારા સંશોધન ચાલુ છે પરંતુ તેની શોધ આપણે સૂર્યમાળા સુધી સીમિત છે તે દૂર દૂર ના લાખો તારાઓ સુધી પહોંચી શક્યો નથી અને પહોંચી શકશે તે કેમ તેના પર પ્રથમ પ્રશ્ન છે કારણ કે આ તારા હજારો પ્રકાશ વર્ષ પૃથ્વીથી દૂર છે એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશનું કિરણ એક વર્ષ સુધી ગતિ કરે અને જેટલું અંતર થાય તેટલું માપ આવા હજારો પ્રકાશ વર્ષનું અંતર કેટલું થાય ત્યારે પોહચવું અત્યારે તો અશક્ય લાગે છે

રહ્યા છે આના પરથી આપણે એવી શક્યતા અંદાજો માંડી શકીએ એ કદાચ પુરાતનમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્માંડમાં અલગ અલગ જગ્યાએ જીવસૃષ્ટિ માનવ જીવન હોય પણ ખરું અને ન પણ હોય વિજ્ઞાન અને અધ્યાત્મક અજય કરતા જાય છે તેમ તેમ કેટલાક રહસ્યો ઉગાડા થઈ રહ્યા છે અને તેમાં computer મોટાભાગ ભજવશે એક્વીસ મી સદીમાં આવશે તો તેમને આવકારવામાં સૌંને આનંદ થશે તો શું alien ખરેખર અસ્તિત્વ ધરાવે છે આ રહસ્ય હજી પણ ઉકેલાય નથી તો તું તમને સ્પેસ ની દુનિયા જોવી છે સ્પેસ ની દુનિયા માટે ઘણું બધું છે પણ

સ્પેસ ની દુનિયા તો બહુ અજીત છે પણ એના માટે તમારે હજી થોડો હજી વિલબ કરવો પડશે તો સદીના સૌથી મોટો બનાવ આ ગણાશે વિચિત્ર alien આવે છે તે અવારનવાર ચર્ચામાં છે તે એમ કહેવાય છે કે america એ કેટલાક alien પકડી રાખ્યા દરેક ગ્રંથોમાં બીજી દુનિયા વિશે ઉલ્લેખ છે જ લાખો પ્રકાશવર્ષ દૂરથી જો આવે તો તેમની પાસે ખૂબ આગળ વધેલું વિજ્ઞાન હશે જ લેખકો નિર્માતાઓ નો આ માનીતો વિષય છે starboss interstella વગેરે હવે આવી બાબતો ઘણા લોકો માને છે પણ બસો વર્ષ પહેલા કોઈ એવું કરે કે લોકો તેમના ઘરમાં એક box માં દુનિયાના બનાવો જોશે એક સાધનથી દુનિયામાં કોઈ પણ ખૂણે વાત કરશે આકાશમાં ઉડશે કે લોખંડની boat દરિયામાં તરસે તો તે વખતે પણ લોકો હસી અવોત

તો alien છે કે નઈ એ તો હજી question mark જ છે જે આપણે ઉકેલી સકતા નથી તો શુ બ્રહ્માંડમાં અન્ય ગ્રહોમાં માનવજીવન અસ્તિત્વ ધરાવે છે એ હજી પણ clear નથી આપણા માં તો સદી નો સૌથી મોટો બનાવ આ ગણાશે હવે આ લોકો આવે તો શું થાય આપણી કરતા વિજ્ઞાનમાં ખૂબ આગળ હોય એને મિત્ર ભાવે આવે તો ફાયદો થાય તો પૃથ્વી પર કબજો નુકસાન કરવા આવે તો હાહાકાર મચે દરેક ધર્મ ગ્રંથોમા બીજી દુનિયા વિશે ઉલેખ છે

તો બાબત આપણા માનવમાં આવી નહોતી આપણને લાગતું હતું એ આ શક્ય નથી પણ જ્યારે isaac newtork ને law of gravitation એટલે કે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો ત્યારે આપણે પણ માનવું પડ્યું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

જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલુ કાર્યમાં તથા ઉદ્યોગમાં રહે છે વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે જળની અસર સર્જાતી થાય છે.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 તો જળ સંસાધનને કારણે તેથી જળ એ જીવનનો અભિન્ન અંગ છે જળ સ્ત્રોતો જળ સ્ત્રોતોના મુખ્ય ત્રણ પ્રકારો છે વૃષ્ટિએ જળ વૃષ્ટિએ જળ ભૂમિકા જળ વૃષ્ટિએ જળ પૃથ્વી પર જળ સંસાધનના મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે નદી સરોવર ઝરણા અને કુવા એ ગૌણ સ્ત્રોત છે આ બધા સ્ત્રોતૃષ્ટિના કારણે આભારી છે વૃષ્ટિએ જળ પૃથ્વીની સપાટી ઉપરનું જળ નદી પરનું ઝાડ નદી સરોવર તળાવ પરનું ઝાડ વગેરે સ્વરૂપે જોવા મળે છે એ સૃષ્ટિએ જળ છે સૃષ્ટિએ જળનો મુખ્ય સ્ત્રોત નદી છે ભૂમિગત જળ મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળ સ્ત્રોતનું સ્થાન પણ અગત્યનું છે સૃષ્ટિએ જળના અવશેષ અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે ભારતના ઉત્તરીય મેદાની વિસ્તારમાં બેતાલીશ ટકા ભૂમિગત જળ મળે છે દક્ષિણ ભારતમાં ઉચ્ચ ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

ડાંગર શણ અને શેરડીના પાકોને વધુ જલ્દી આવશ્યકતા રહે છે પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ અનિકકત નામે જાણીતી નદીનું નિર્માણ બીજી સદીમાં થયું હતું અઢારસો બ્યાસી થી બોત્તેર સુધી યમુના નદીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

સરોવર તથા તળાવો અનુક્રમે બીજા નંબરે ત્રીજા સ્થાને આવે છે નહેરો દ્વારા સિંચાઈ યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા મેદાનો માં આવેલ મહા નદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરીના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

આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી રહી છે બહુહેતુક યોજના એટલે નદીઓ ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી

સંરક્ષણ અને મત્સ્ય પાલન નો સમાવેશ થાય છે ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ બહુહેતુક યોજના ભાખરાનગર સંતલુંજ નદી પંજાબ હરિયાણા અને રાજસ્થાન કોશી કોશી નદી બિહાર રાજ્ય દામોદર ખીણ દામોદર નદી ઝારખંડ પશ્ચિમ બંગાળ હિરાપુર મહાનદી ઓરિસ્સા ચંબલખીણ ચંબલ મધ્યપ્રદેશ રાજસ્થાન નાગાર્જુન કૃષ્ણ નદી આંધ્રપ્રદેશ તેલંગાણા કૃષ્ણ રાજસાગર કાવેરી નદી કર્ણાટક તામિલનાડુ કુંડુ પધરા કુંડુ પધરા નદી કર્ણાટક આંધ્ર પ્રદેશ નર્મદા ખીણ સરદાર સરોવર નર્મદા નદી મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર પુરી કડાણા વણાકબોરી મહીસાગર નદી ગુજરાત ઉકાઈ તાપરા નદી પર તાપી નદી ગુજરાત ધરોઈ સાબરમતી ગુજરાત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 ઓડીશા ની મહા નદીમાં મુખ ત્રિકોણ પ્રદેશ પણ તમિલનાડુમાં કાવેરીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ પંજાબ હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશ વગેરે દેશના તદ્દન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતના કુલ સિંચાઈ ક્ષેત્રે લગભગ ચાર ગણો વધી રહ્યો છે સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર ના લગભગ અડત્રીસ ટકા ખેતરમાં સિંચાઈ થાય છ ભારતમાં રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે ખેતરોમાં સ્પષ્ટ વાવેતર ખેતરના કેવા સાતમાં પણ સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તેમાં પણ પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનો પ્રમાણ નેવું પોઇન્ટઆઠ ટકા છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંજોગોમાં ઘણું જ અસમાન છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ અને કાશ્મીર તમિલનાડુ અને મનુપુરના વાવેતર ના કુલ વિસ્તારના કુલ વિસ્તારના ચાલીશ ટકા થી વધુ ભાગ સિંચાઈ હેઠળ છે જળ સંકટ જળ એ કુદરત થી મળેલી અનમોલ ભેટ છે વસ્તી વધતી જતી વસ્તી માટે અનાજની વચ્ચે માર્ગ રોકડિયા પાકની ઉગાડવા પડતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામો સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે છતાં પણ પાણી પુરવઠા ની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણ ની અસમાનતા ઘણું કરીને માનવ હિતો આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પણ પડકારરૂપ છે હાલમાં પણ પશ્ચિમ રાજ્યનો શુષ્ક ક્ષેત્રો તથા દક્ષિણના ઉચ્ચપ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંચય જળશંકટની ગંભીર સમસ્યા છે સેકડો ગામો તથા કેટલાક નગરો માં પણ પાણીની ગુણવત્તા ઘટી રહી છે તેનાથી જળ જન્યોને અનેક રોગો તે જળની પ્રાપ્તિ તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માગ અને તેના પુરવઠા પણ વચ્ચેનું ઘણું અંતર છે. આજે પણ ભારતના આઠ ટકા શહેરોમાં પીય જળની તીવ્ર અછત છે દેશના લગભગ પચાસ ટકા ગામોને આજે પણ સ્વચ્છ પે જળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે. ભારતમાં સિંચાઈ દીઠ સગવડમાં ઘણો વધારો થયો છે છતાં પણ બે તૃતીયાંશ કૃષિ ક્ષેત્રો હજી પણ વરસાદ પર આધાર રાખે છે વર્તમાન સમયમાં કુવા અને બોરવેલ દ્વારા વધારે ને વધારે પાણીને બહાર કાઢતા ભૂમિગત સ્થળનું સ્થાન નીચે ગયું છે પરિણામે ભૂમિગત જળ સંસાધનોના ઘટાડો થયો છે કેટલાક રાજ્યોમાં ભૂમિકત જળ વધારે જથ્થામાં કાઢવાથી દેશના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.